તેને સર્વ કરી અને સ્પૂન થી આપી છે બાઉલ માં અને રગડો પાછળ બનેલો રેડી દેખાય છે.

લાઈટિંગ્સ ને એ બધું ચોખ્ખું દેખાય રહ્યું છે અને સારું ઇન્ટિરિયર છે એ પણ જોવાય છે.

કોઈક શોપિંગ મોલ જેવુ છે તેમા બધા શોપિંગ કરી રહ્યા છે એક ભાઈ અને સામે બધુ ગોઠવેલું છે અંદર કાચની--

પિલર્સ ને એવી જુના જમાનાની કોઈ જગ્યા હોય એ રીતનું વધુ બતાયુ છે અને એકદમ અ જૂનુ બાંધકામ છે.

અને કપડા આજુ બાજુ બધા શોપ મા ગોઠવાઇલા છે અલગ અલગ કલર્સ ના.

આ કોઈક હોટલ છે કાઠિયાવાડી એમાં ખાટલા ઉપર જમવાનું આપે એ રીતનું આખુ--

અને ગાર્ડન જેવુ છે તળાવ છે લાઈટીંગ છે.

અને સન નુ આખુ ઓરેન્જ કલર નું પડી રહ્યો છે શેડો .

અને ત્યાં વેટિંગ રૂમ ની બાહર મોટ્ટા મિરર્સ લગાવેલા છે.

અંધારાનું ગામડાનો રાતનો સમય હોય એ રીતનું આખું વાતાવરણ દેખાડે છે.

આ કોઈ સલૂન માં કોઈક ગર્લ છે એણે પર્પલ કલર ની ટીશર્ટ પહેરેલી છે.